નમસ્તે થિયોરેમ્સ ઓન ચોર્ડ્સ એન્ડ આર્ક્સ ઇન જિયોજેબ્રા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલનાં અંતમાં તમે આપેલ પ્રમેયોને ચકાસવા સમર્થ હશો વર્તુળની જીવા વર્તુળનું ચાપ અમે એ માનીને ચાલીએ છીએ કે તમને જિયોજેબ્રા પણ કામ કરવાનું સામાન્ય જ્ઞાન છે
જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી અમારી વેબસાઈટ httpspoken tutorialorg ની મુલાકાત લો આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ ઓએસ આવૃત્તિ 1110 જીઓજિબ્રા આવૃત્તિ 32470 આપણે આપેલ જીઓજિબ્રા ટૂલો વાપરીશું સર્કલ વિથ સેન્ટર એન્ડ રેડિયસ સર્ક્યુલર સેક્ટર વિથ સેન્ટર બેટવીન ત્વો પોઇન્ટ્સ સર્ક્યુલર એઆરસી વિથ સેન્ટર બેટવીન ત્વો પોઇન્ટ્સ મિડપોઇન્ટ અને પર્પેન્ડિક્યુલર લાઇન ચાલો નવો જીઓજિબ્રા વિન્ડો ખોલીએ
ડેશ હોમ મીડિયા એપ્સ પર ક્લિક કરો
ટાઇપ અંતર્ગત પસંદ કરો એડ્યુકેશન અને જિયોજેબ્રા
ચાલો પ્રમેય કથન કરીએ પર્પેન્ડિક્યુલર ફ્રોમ સેન્ટર ઓએફ સર્કલ ટીઓ એ ચોર્ડ બાયસેક્ટ્સ થે ચોર્ડ પર્પેન્ડિક્યુલર ફ્રોમ સેન્ટર એ ઓએફ એ સર્કલ ટીઓ ચોર્ડ બીસી બાયસેક્ટ્સ ઇટ ચાલો પ્રમેય ચકાસીએ
આ ટ્યુટોરીયલ માટે હું એક્સેસ નાં બદલે ગ્રિડ લેઆઉટનો ઉપયોગ કરીશ ડ્રોઈંગ પેડ પર જમણું ક્લિક કરો ગ્રાફિક વ્યૂ માં એક્સેસ અનચેક કરો અને ગ્રિડ પસંદ કરો ચાલો વર્તુળ દોરીએ
ટૂલ બારમાંથી સર્કલ વિથ સેન્ટર એન્ડ રેડિયસ ટૂલ પસંદ કરો
ડ્રોઈંગ પેડ પર પોઈન્ટ એ અંકીત કરો
એક ડાયલોગ બોક્સ ખુલે છે ચાલો રેડિયસ માટે વેલ્યુ 3 ટાઈપ કરો ઓક ક્લિક કરો
કેન્દ્ર એ અને ત્રિજ્યા 3સીએમ ધરાવતું વર્તુળ બને છે ચાલો પોઈન્ટ એ ખસેડીએ અને વર્તુળની હેરફેર જોઈએ
સેગમેન્ટ બેટવીન ત્વો પોઇન્ટ્સ ટૂલ પસંદ કરો
વર્તુળનાં પરિધ પર પોઈન્ટ બી અને સી અંકીત કરો જીવા બીસી દોરાઈ છે
ચાલો જીવા બીસી પર એક લંબ લાઈન દોરીએ જે પોઈન્ટ એ માંથી પસાર થાય છે
ટૂલ બારમાંથી પર્પેન્ડિક્યુલર લાઇન ટૂલ પર ક્લિક કરીએ જીવા બીસી અને પોઈન્ટ એ પર ક્લિક કરીએ
ચાલો પોઈન્ટ બી ને ખસેડીએ અને જોઈએ કે કેવી રીતે લંબ લાઈન પોઈન્ટ બી ની સાથે સાથે ખસે છે
લંબ લાઈન અને જીવા બીસી પરસ્પર એક બિંદુએ છેદાય છે ઇન્ટરસેક્ટ ત્વો ઓબ્જેક્ટ્સ ટૂલ પર ક્લિક કરો છેદન બિંદુને ડી તરીકે અંકીત કરો
ચાલો ચકાસીએ કે ડી એ જીવા બીસી નું મધ્ય બિંદુ છે કે નહી
ડિસ્ટન્સ ટૂલ પર ક્લિક કરો
પોઈન્ટ બી ડી D સી
પર ક્લિક કરો નોંધ લો કે અંતર બીડી અને ડીસી સમાન છે
તે સૂચિત કરે છે કે ડી એ જીવા બીસી નું મધ્યબિંદુ છે ચાલો કોણ સીડીએ માપીએ એન્ગલ ટૂલ પર ક્લિક કરો
પોઈન્ટ cડી એ પર ક્લિક કરો કોણ સીડીએ એ 900 છે
પ્રમેય ચકાસાઈ ગયો છે
ચાલો પોઈન્ટ સી ને ખસેડીએ અને જોઈએ કે અંતર કેવી રીતે પોઈન્ટ સી ની સાથે સાથે ખસે છે ચાલો હવે ફાઈલને સંગ્રહીએ ફાઇલ સવે એએસ પર ક્લિક કરો હું ફાઈલનું નામ circle ચોર્ડ તરીકે ટાઈપ કરીશ સવે પર ક્લિક કરો ચાલો આગળના પ્રમેય પર
ઇન્સ્ક્રાઇબ્ડ એન્ગલ્સ સબટેન્ડેડ બાય થે સામે એઆરસી અરે ઇક્વલ
ઇન્સ્ક્રાઇબ્ડ એન્ગલ્સ બીડીસી એન્ડ બીઇસી સબટેન્ડેડ બાય થે સામે એઆરસી બીસી અરે ઇક્વલ
ચાલો પ્રમેય ચકાસીએ
000454 000450 ચાલો એક નવો જીઓજિબ્રા વીન્ડો ખોલીએ ફાઇલ ન્યૂ પર ક્લિક કરીએ ચાલો એક વર્તુળ દોરીએ ટૂલબારમાંથી થે સર્કલ વિથ સેન્ટર થ્રોગ પોઇન્ટ ટૂલ પર ક્લિક કરો પોઈન્ટ એ ને કેન્દ્ર તરીકે અંકીત કરો અને પોઈન્ટ બી મેળવવા હેતુ ફરીથી ક્લિક કરો ચાલો ચાપ બીસી દોરીએ સર્ક્યુલર એઆરસી વિથ સેન્ટર બેટવીન ત્વો પોઇન્ટ્સ પર ક્લિક કરો પરિધ પર પોઈન્ટ અબ અને સી પર ક્લિક કરો ચાપ બીસી દોરાવાય છે ચાલો ચાપ બીસી ની પ્રોપર્ટી બદલીએ અલ્જેબ્રા વ્યૂ માં ઓબ્જેક્ટ ડી પર જમણું ક્લિક કરો ઓબ્જેક્ટ પ્રોપર્ટીઝ પસંદ કરો કલર લીલા તરીકે પસંદ કરો ક્લોઝ ક્લિક કરો
ન્યૂ પોઇન્ટ ટૂલ પર ક્લિક કરો વર્તુળનાં પરિધ પર પોઈન્ટ ડી અને ઇ અંકીત કરો
ચાલો ચાપ બીસી માંથી બે ખૂણાઓ પોઈન્ટ ડી અને ઇ પર બનાવીએ
પોલિગોન ટૂલ પર ક્લિક કરો આકૃતિ પૂર્ણ કરવા માટે પોઈન્ટ ઇ બી ડી સી અને ફરીથી ઇ પર ક્લિક કરો
ચાલો કોણ બીડીસી અને બીઇસી માપીએ એન્ગલ ટૂલ પર ક્લિક કરો પોઈન્ટ બી ડી સી અને બી ઇ સી પર ક્લિક કરો આપણે જોઈ શકીએ છીએ કે કોણ બીડીસી અને બીઇસી એકરૂપ છે
ચાલો આગલો પ્રમેય કથન કરીએ એન્ગલ સબટેન્ડેડ બાય એએન એઆરસી એટી થે સેન્ટર ઇસ ટ્વાઇસ થે ઇન્સ્ક્રાઇબ્ડ એન્ગલ્સ સબટેન્ડેડ બાય થે સામે એઆરસી એન્ગલ બેક સબટેન્ડેડ બાય એઆરસી બીસી એટી એ ઇસ ટ્વાઇસ થે ઇન્સ્ક્રાઇબ્ડ એન્ગલ્સ બીઇસી એન્ડ બીડીસી સબટેન્ડેડ બાય થે સામે એઆરસી ચાલો પ્રમેય ચકાસીએ ચાલો ચાપખંડ એબીસી દોરીએ સર્ક્યુલર સેક્ટર વિથ સેન્ટર બેટવીન ત્વો પોઇન્ટ્સ ટૂલ પર ક્લિક કરો પોઈન્ટ એ બી સી પર ક્લિક કરો ચાલો ચાપખંડ એબીસી નાં રંગને બદલીએ
ચાપખંડ એબીસી પર જમણું ક્લિક કરો ઓબ્જેક્ટ પ્રોપર્ટીઝ પસંદ કરો
કલર લીલા તરીકે પસંદ કરો
ક્લોઝ પર ક્લિક કરો

એકરૂપ જીવાઓ કેન્દ્રથી સરખું અંતર ધરાવે છે
વર્તુળ દોરો
પોઇન્ટ ટૂલમાંથી આપેલ લંબાઈનો વૃતખંડ પસંદ કરો તેનો ઉપયોગ બે સરખા માપની જીવાઓ દોરવા માટે કરો
કેન્દ્રથી જીવાઓ પર લંબ લાઈનો દોરો
છેદન બિંદુઓને અંકીત કરો
લંબ અંતરો માપો
એસાઈનમેંટ આઉટપુટ આ પ્રમાણે દેખાવવું જોઈએ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
જોડાવાબદ્દલ આભાર